પછી એમાં OTP માય દેખાડતું હશેને કે આ Particular આ Person માટેનો OTP છે અથવા

બરાબર બરાબર એટલે આ બધી ખ્યાલ નોટો એમાં ખાસ કરીને મને એવું હતું કે Address Change ને ઈ બધું બીજી cost થાતી હશે નામ Change એય Aadhar card નું Online થાય છે ઈ મને નોતી ખબર કેમ કે એક વાર મારા કાકા નું હતું ત્તયારે મેં નામ Change માટે એમેને આયા Bank બોલાયવા તા જયારે અભિજીત સાયબ હતા આયા Aadhar card માં એટલે ત્યારે ખબર નોતી નકાર બોલવા ના પડત એમ

બરાબર આ ખબર નાતી અને પાંચ આ અભિજીત સાયબ છે ઈ યે પાછું કે આવીરીતે કીધું નોતું મેં એને ઢાંકો ખવડાવયવો ઈ એક તો Army માં છે ઈ રાજા ઉપર આવતા હોય ત્યારે આ બધું કિયે અને ઈ પછી આમ બધા ગોટાળા ચડીજાય

હા એ વાત હાચી હું છે બાકી કયો શાંતિ ને Bank માં બસ મોજે મોજ છે અત્યારે જો March મહિનો છે એટલે જો કામ માં ધબા ધબી હાલે છે બધી કામ માં નવરા નથી થતા

ઈ તો હાલોને રૂબરૂ મળયી તો એક વાર

તો આજનો આપડો વિષય છે નારી તું નારાયણી જે કર ઝુલાવે પારણુ તે જગત પાર શાસન કરે જગતના મહા પુરુષો નો જન્મ આપનારી નારી શાક્ષાત નારાયણી છે. માનવ જાત પ પરનું તેનું ઋણ ઘણું મોટું છે. આપણાં શાસ્ત્રો એવું કહેવામાં આવ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા હ અર્થાત્ જ્યાં નારીઓ પૂજાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. આપણા ઇતિહાસમાં ઘણાં અમર નારી નારીપાત્રો જોવામાં મળે છે. પતિવ્રતા સતી સીતા પતિના સુખે સુખી અને પતિના દુખે દુખી રહેતી પતિને ખાતર તેણે રાજમહેલનો વૈભવ છોડી દીધો વનનો વિકટ માર્ગ અપનાવેલો હતો. લક્ષ્મણની પત્ની ઊર્મિલા ત્યાગ પણ નાનોસૂનો નથી. ઊર્મિલાએ ભાઈની સેવામાં જતા પોતાના પતિ લક્ષ્મણને હસતા મોંએ વિદાય આપીને ચૌદ વર્ષ

પ્રતાપે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બાળકો બનાવ્યા. સતી સવિત સાવિત્રીએ પોતાના પતિવ્રત ધર્મના બળ વડે પોતાના મૃત પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યો. રાણી લકમીબાઈએ પોતાના રાજ્યની રક્ષા માટે નીડરતાથી અંગ્રેજોનો સામનો કર્યો. વિદુષી ગાર્ગી, ચાંદબીબી અને ઘણી બધી નારીઓએ ભારતનાં અમર નારીઓ છે. સ્ત્રી વાત્સલ્ય મૂર્તિ છે. તેની આંખોમાં અમી છલકાતું હોય છે. સમાજ અને દેશના નિર્માણ તેમજ ઘડતર તેનું મહત્વ ફાળો રહેલો હોય છે. બાળકોમાં સંસ્કારસિંચન મા સિંચન કરે છે. પિતૃગૃહો લાડકોડથી ઉછરેલી દીકરી પરણીને સાસરે જાય છે ત્યાં તે પારકાંને પોતાના બનાવી દે છે. દીકરી દીકરો સંસ્કારી હોય તો એક કુળ તારે પરંતુ દીકરી સંસ્કારી હોય તો તે તેના પિયરને અને સાસરાને એમ બે કુળને તારે છે. નારીનું જીવન સેવા

એ સર્વસ્વનો ત્યાગ કરે છે. કુટુંબની સુખશાંતિ માટે તે સહનશીલતા કેળવે છે. સહન કરવું એય છે એક લ્હાણું એવી સમજથી

આથી જ બાલમંદિર અને પ્રાથમિક શાળાઓમાં આપવાની મોટા ભાગની જવાબદારી સ્ત્રીઓને જ સોંપવામાં આવે છે. નારી સાચે જ નારાયણી છે. નારી નરકની ખાણ છે. એવું કહેનારૂ એક વર્ગ પણ આપણા સમાજમાં હતો.

ઉપેક્ષાવૃત્તિને લીધે જ આપણો દેશ કન્યા કેળવણીમાં પછાત રહી જાય છે. ગાંધીજીએ સ્ત્રીશિક્ષણને ને મહત્ત્વ આપ્યું. તેમણે સ્ત્રીઓને આઝાદીની લડતમાં સામેલ કરી. રાજા રામમોહનરાય જેવા વીર સમાજસુધારકોયે

ઘણો સુધારો થયો. આજે તો સ્ત્રીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને તમામ ક્ષેત્રોમાં નોકરી કરવા લાગી છે. આજે સ્ત્રીઓ વિમાનચાલક પોલીસ અધિકારી અને વડા પ્રધાનના હોદ્દા સુધી પહોંચી શકી છે. એટલું જ નહીં. બસ કન્ડક્ટર કે પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરી આપવા માટે માત્ર પુરુષો જ કરતા તેવાં કામો પણ હવે સ્ત્રીઓ કરવા લાગી છે. કેટલીક સ્ત્રીઓ પશ્ચિમના રંગે રંગાઈને સ્વછંદી બની જાય છે. તે પોતાના અધિકારો મેળવવાની ઘેલછામાં પોતાની ફરજ ચૂકી જાય છે. તે કુટુંબ ના વડીલોનો અનાદર કરે છે. વડીલો પ્રત્યે વિવેક સભ્યતા અને માનમર્યાદા જાળવી જાળવતી નથી. ઘણી ચીજવસ્તુઓની જાહેરાતોમાં સ્ત્રીઓનાં અશ્લીલ ચિત્રો જોવા મળે છે. સ્ત્રીજાગૃતિથી સંબંધિત સંસ્થાઓએ સ્ત્રીનું પ્રદર્શન ચીજ તરીકે ખપાવનારાઓ સામે અવાજ ઉઠાવવો જોઈએ. નારીએ નરકની ખાણ થવું છે કે નારાયણી થવું છે તો દરેક સ્ત્રીએ પોતે જ નક્કી કરવાનું છે. નારી નારાયણી થાય અને સૌની પૂજનીય બની રહે તેવી આપણે અભિલાષા રાખીએ. તો Last માં આપણે એવું કહી શકીયે અમે ગુજરાતી નારી તું નારાયણી નિબંધ એટલેકે નારી તું નારાયણી વિષે સંપૂર્ણ માહિતી આપવા પ્રયત્ન કર્યો છે. ભારતમાં ઋષિમુનિ ઓ યુગ સ્ત્રી સન્માન દરજ્જો મૂર્તિમંત બન્યા છે. ભારત ભારતે જગતને સતીઓ સન્નારીઓ અને સાધ્વીઓનો એક જવલંત ઇતિહાસ પૂરો પાડ્યો છે. આપણા વેદ-ઉપનિષદ કાળમાં પણ સ્ત્રીને પુરુષોના જેટલો જ સમાન દરજ્જો હતો. ભારત માં આદિકાળ થી, સ્ત્રીઓ ને માન આપવા માં આવ્યું છે. સ્ત્રીઓનો દરજ્જો આદિકાળથી જ ચર્ચિત છે. ભારત એ એક એવો દેશ છે, જે અનેક સનનારી સાધવીઓની એક જ્વલંત ઈતિહાસ પૂરી પાડે છે. આદિકાળ થી જ વેદ ઉપનિષદ ના સમય થી જ સ્ત્રીઓ ને પુરુષ સમાન દરજજો મળી રહ્યો છે. આના પુરાવા આપણા ઇતિહાસ માં જોવા મળે છે. જેમ કે સીતા માતા, ગાર્ગી, રાણી લક્ષ્મી બાઈ, વગેરે. જેઓ સ્ત્રીશક્તિનો નો એક બહુજ મોટો ઈતિહાસ આપનારી સ્ત્રીઓ છે. બુધ કાળ અને જૈનકાળમાં સ્ત્રી અને પુરુષ ની બરાબરી ના નાતે આધ્યાત્મિક અધિકાર પણ પામી હતી. પરંતુ મધ્ય યુગ માં સ્ત્રી એક વસ્તુ મનાવવા લાગી. સ્ત્રી એ બસ માત્ર ભોગ ની વસ્તુ છે. એવા વિચારો થી સ્ત્રીઓનું અપહરણ કરી ઉઠાવી જવી, કે તેમને ભોળવીને ભગાડી જવાની આ માન્યતાએ સ્વતંત્ર સ્ત્રી ને એક ગુલામ સ્ત્રી બનાવી દીધી. હવે અવારનવાર સમાચાર માં જોવા મળે છે કે, કન્યાઓ ના સોદા થવા લાગ્યા છે. અને સાથે માતાપિતાની ઉંઘ બગડતી ગઈ. સ્ત્રી પણ પુરુષ સ્ત્રી અને પુરુષ આમ તો એક રથના બે પૈડાં જેવા છે, પરંતુ ક્યાંકને ક્યાંક આમાં કચાશ જોવા મળે છે. ઘણી સ્ત્રીઓ આજે પણ ઘરની ચાર દીવાલોની વચ્ચે નિરક્ષરતા અને અંધકારમાં અટવાઈને સામાન્ય જીવન જીવી રહી છે. પરંતુ સ્ત્રીઓની આ પરિસ્થિતિમાં સુધારો લાવવો જોઈએ અને આગળ વધવું જોઈએ hello નિશા કેમ છે સારું છે તારે કેમ છે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

અત્યારે તો હું સેને એક research પેપર ઉપર કામ કરતો હતો અને એ સેને school અને aduction છે તો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

હમ

ના ના એવું કશું જ નથી તું કઈ સકે છે મને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 કે બાળકોને માર મારવામાં આવ્યો છે અને શિક્ષકો એટલે ધ્યાન રાખતા

કેમ કે સુ લાગે છે આવું બધું રોકવું જોઈ એ ને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 હા મને આવું લાગે છે કે આપડા જેવા લોકો એ જાગૃત થયું જોઈએ અને વસ્તુ ને રોકવી જોઈએ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 હમ એટલા માટે જ હું સેને એક વાત share કરવા માગું છું હમડે મારે એક cousin સાથે આવું થયું તું ને એ જે school મા ભણેસે ને એના શિક્ષક એને માર માર્યો હતો તો એ અમે એ school મા ગણાવા ગયા એ school વાળા એ કઈ જ સારો પ્રતિભાવ આપ્યો નહિ ને પછી જયારે એમ કીધું કે અમે ફરિયાદ કરીશું આગળ એ કે તમાર જે કરવું હોય એ કરીલો આવું બોલ્યા હા આવું બોલ્યા કે તમારે જે કરવું હોય એ કરીલો એટલે પછીં સેને મને ખબર જ ના પડી કે સુ કરવું કે આવું લાગ્યું કે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

આ જે adduction officer અમને અને હું જે અ સુરક્ષા unit છે એને મોકલી દિધુ પછી સુ થયું ખબર છે તમને

પછી એમાં આવું બન્યું કે અ ત્યાંથી કોઈ જવાબ તો ના પરંતુ જે એટલે કે બાળકો ને સુરક્ષા માટે ની કમિટી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

હા મને એ હતું કે કદાચ કદાચ કરીશ તો કદાચ principle એને ધ્યાને નઈ લે એટલા માટે જ મેં એને complaint કરી અને પછી જયારે મને આવું લાગે છે કે અ meeting થઇ છે એમાં દર બુધવારે જે chairman હતા એમને મને અ વિશ્વાસ અપાયો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 હા એ તો ખુબજ સરસ કામ કર્યું અને બધા એ આવું કરવું જોયીયે પોતાના બાળક ઉપર ધ્યાન રાખવું જોઈયે નહિ તો ઘણા મોટા મોટા કિસ્સા બની જાય છે જેમાં બાળકો જીવ પણ અ વખતે news મ બે ચાર એવા જોયા હતા કે જેમના શિક્ષકો બૌ દુર વ્યવાર કરતા હોય છે હું પણ જયારે ભણતો હતો ત્યારે પણ આવા કિસ્સા ઓ ગણ વાંચ્યા હતા કેટલાક સાંભળ્યા હતા કેટલાક જોયા હતા પરંતુ હવે આપણે દ્રષ્ટી એ આપણે અ વસ્તુ ને ના ચલાવી જોઈએ હા સાચી વાત છે એટલી સમજણ પડતી નથી કે આગળ સુ કરીએ કે નહિ પણ સારું છે આપણે એટલે જાણીએ સીએ કે આપડે આગળ કરીને solution પરતું લાવી શકીએ છીએ હા કારણ કે ઘણા બધા એવા research અને કે જેમાં ખબર પડે છે કે જે જે અને જે માર પડે છે માર બાળકોને મરવામો આવે છે એ એમના ઉપર ખુબજ ખરાબ અસર કરે છે જે બાળક ને ગણી વાર એના વિકાસ ને પણ અવરોધે છે એ ના થવું જોઈએ

હા પરંતુ હું અમુક એવું થઇ જાય કે કવું થઇ ને અપડે જે school સમય હોય શાળા નો એ બાધાના માટે કેટલો યાદ ઘાર હોય કેટલો સારો હોય કૈક ચિંતા ના હોય કઈ કમાવાનું નઈ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

મારે પણ school નજીક જ હતી પણ મારું પણ પ્રાથમિક એક અલગ school થી કરેલું અને માધ્યમિક અલગ school થી કરેલું તમે પણ એવું જ કરેલું હશે ને હા મેં સેને એક થી છ ધોરણ સરકારી school માં ભણ્યો અને પછી સાતમાં ધોરણ લઈને બારમાં ધોરણ સુધી હું બીજી school મ ભણ્યો એટલે બૌ દુર દુર નથી પરંતુ તોય મજા આવી પેલી જે બીજી મોટી school હતી એ ગણી મોટી છે સરસ તમે ભણવામાં કેવા હતા હવે મારી ખુદ ની તારીફ નથી કરવા માંગતો પરતું હું કહી સકું કે હું થોડો જીઘ્નાસુ બાળક હતો મને નવી નવી વસ્તુ ઓ જાણવામાં રસ હતો

હમ ખુબ જ સરસ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

હું પણ ભણવામાં સારી હતી હું class ની monitor પણ હતી ઓહો monitor હોય તો કેવી મજા આવે નઈ monitor ને હેરાન કરવાની સૌથી વધારે મજા આવે હા પેલા વિદ્યાર્થીઓ પેલા આપણે વાતો કરતા હોઈએ એમનું homework chek કરવું and sign કરવી મને ખુબ જ સારું લાગતું મને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

મને

હું અમ તો મોટા ભાગે મને આવો subject સામાજિક વિજ્ઞાન મને સારો ગમે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 સામાજિક વિજ્ઞાન મા મજા આવે એમાં નવી નવી વસ્તુઓ શીખવા મળે હા વિજ્ઞાન પણ સારું હતું અને એ time મા પણ અમારે ત્યાં laboratory ને આવું બધું હતું તે લોકો સારું એવું practical પણ કરાવતા sceince લેવાયુજ નતુ કારણ કે મારું દસમામાં એટલે બધું સારું result સારું હતું પણ નહિ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

નો અગિયાર મુ ધોરણ અને બારમાં ધોરણ ની આખી બિલ્ડીંગ જ અલગ હતી કે જેમાં arts commerce અને science એમાં અગિયાર બાર એમ છ રૂમ હતા એની જોડે laboratory હતી હા અમારે પણ આવું જ હતું

એટલે અમારી school આમ તો વેવ્સ્થિત હતી પરંતુ arts અને commerce વાળા ને તો કઈ leb હોય નહિ એટલે એટલું બધું કઈ ધ્યાન પણ ના આપે આ જ સુધી હું એ બે વરસ મ ત્રણ વરસ મ એક જ વાર lab મા ગયો હતો અચ્છા હા મારે પણ એવું હતું હું પણ ક્યાર ક જતી પણ ત્યાં જવાની ખુબ જ મજા આવતી કે ત્યાં ભણવાનું ન હતું ને ખાલી જોવાનું હતું અને સારું

એટલે તમે જયારે બારમામાં હતા ત્યારે lab માં ગયા હતા ના હું દસમા ની વાત કરું છે અને અગિયાર બાર ની નઈ ohh દસમામાં તો મને એટલી બધી સારી નથી કારણ કે મને ગણિત આવડતું નાતુ અને maths હું હંમેશા fail થતો જતો આવું દસ અ પેલું અગિયાર બાર કરતા દસમામાં હું ગણી હોશીયાર હતી અને ગણું સારું result પણ આવેલું મારું એ school પણ સારી હતી ત્યાના teacher પણ સારા હતા અને સુંદર પણ ભણાવતા બાકી અત્યાર નું તમે જોઈ લો તો અત્યારે તો ઠીક ઠીક છે અત્યાર નું ભણતર બધા એ time મ જેટલું આપણને આવડતું હોય અત્યાર ના આપડા ભાઈ બહેનને ઓછું અવડે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 અને હિસાબ કિતાબ આમ ગણીવાર pen ના હોય કરી લેવાના જેને મગજમા જ ગણિત કરી લે એવું મને હજી પણ અવડે છે એટલે ફક્ત વિષય મા હું કમજોર હતો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 હા એટલે કે જે આપણને આવડતું હતું પેલાના time માં એ અત્યાર ના બાળકોને નથી આવડતું અથવાતો એ સીખી નથી સકતા નહિ તો

ગણી વાર એવું બને છે કે અત્યારે ગુજરાત માં જોવા જાયે તો શિક્ષણ થોડું business જેવું થઇ ગયું છે ધંધા જેવો લોકો ભણતર માં ઓછું ધ્યાન આપી રહ્યા છે school ખાસ કરીને

હા પાછા સાઈઠ હાજર રૂપિયા લાખ રૂપિયા પણ જતા રહે છે અને હવે સરકાર એનું ધ્યાન આપતી નાતી આપે તો સારું કારણ કે જે અ fee વધારા હોય છે ઘણી બધી school ના તો એક લાખ બે લાખ ત્રણ લાખ આવી fees પણ હોય છે એટલે હવે મને સમજાતું નથી આટલી બધી fees માં બાપ કેમ ચુકવે છે હા એજ અત્યાર ના લોકો અવાજ થઇ ગયા છે કે મારો છોકરો આગળ વધે અને એને સારું aduction મળે પણ લોકો એ નથી વિચારતા કે પૈસા થી કે સારી school થી નથી મળતું અને સારા teacher થી અને સારી school થી મળે હા મારો એજ કેવાનો મતલભ છે કે આપણે જો આપડા શિક્ષણ નું જે સ્તર એને ઉંચો લાવસો તો કદાચ આગળ જતા વિધ્યાથીને ને તો ફાયફો થશે જ પરંતુ એની સાથી સાથે જે સમાજ છે એને પણ ફાયદો થશે પરંતુ ઘણા લોકો અ વસ્તુ સમજી નથી રહ્યા અત્યારે બધા માત્ર આકડા કે marks મા પડ્યા હે

હા વિધ્યાથીને અત્યારે એના પુસ્તક મા જ બીજી કરી દેવામાં આવે છે કે બીજી વસ્તુ કરી સકતો નથી અને

હા વિદ્યાથીઓ ને આવી આડત જ પાડવામાં આવે છે એ જે એનો અભ્યાસ ક્રમ છે સારું આપડે અ વાત થોડી ઘણી લાંબી ચાલી હવે હું વિચારું છું કે આપડે કાલે મળીયે અને પછી આગળ પછી વાત કરીએ સારું પણ હવે તમે સેને અ થોડું હું કાલે આવીશ તો આના વિશે કૈક વધારે ચર્ચા કરીશ અને આના વિશે થોડી માહિતી હોત યો કોઈક જોડે મળતી હોય તો લઇ લેજો હો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

બે સમાજ complete થઈ ગયા દમ સમાજ અને દ્વિગુ સમાસ એમાંથી તમને એવો question પુછાય તમને આવડી જાય ચલો clear okay bye like કરો, like કરો. ઓકે બધા પહેલા થાંબાવાદીઓ પછી જ એનો બીજો ઘેર પડશે ઓકે પહેલા એક જાંબા આવી દો. okay okay બાય થંભ આવી ગયા. thank you okay હવે એનો એટલો ખ્યાલ આવી જાય કે આટલી બધી live માં public છે અન્નન public નથી ચલો okay okay done done ચલો ઓકે નવો question આવી ગયેલો છે સમાસ ઓળખાવાનો છે. આરામ ખુરશી આરામ ખુરશી ચલો ઓળખાયો ભાઈ આ સમાસને

ચાલો okay છઠ્ઠા number ના question નો તમારે answer આપવાનો છે okay આરામ ખુરશી આરામ આરામ ખુરશી કયો સમાસ છે. okay okay આવા દો ભાઈ જવાબ અંદર આપો ખેલાડીઓ ખાટું ખેલાડીઓ હવે આવા દો. okay ચાલો ભાઈ સમાસ ઓળખાવો આરામ ખુરશી આરામ ખુરશી કયો સમાજ છે. ચલો exit Pol બધા હોશિયાર શીખવાડ્યા પહેલા આવડી ગયું છે આરામ ખુરશી આરામ કરવા માટેની ખુરશી તો આજે સમાસ છે તે કયો સમાસ છે? મધ્યમપદલોપી સમાસ છે કયો સમાસ છે ભાઈ મધ્યમપદલોપી સમાસ છે સાહેબ અમને તો કહો અમે તો નવા છીએ અમને તો કંઈ નથી આવડતું સમજાવી દે ચલો મધ્યમ પદ લોપી સમાજ

સમાસને સેના તરીકે ઓળખવામાં આવે છે મધ્યમ પદ લોભી સમાજ તરીકે ઓળખવામાં આવે છે ચલો ડાબી બાજુનો કાન હવે આ બાજુનો કાન પકડી લઉં હવે અહીંયા ધ્યાન રાખજો. વિગ્રહ કરતી વખતે વચ્ચે કંઈ પદ ઉમેરવું જ જોઈએ તો જ સમજાય તો એવા એવા પ્રકારના સમાજની કઈ રીતે ઓળખવામાં આવે છે મધ્યમપદલોપી સમાસ તરીકે ઓળખવામાં આવે છે ચાલો okay સમજાવી દઉં અહીંયા ધ્યાન રાખજો મયુર આસન ચલો બધાને સમજવું હોય તો આમાં વચ્ચે કંઈક પદ ઉમેરવું પડે તો જ સમજાય તો આને કઈ રીતે વિગ્રહ કરવાનું થાય મયુર આકૃતિ વાળું આસન જેને સેના તરીકે ઓળખવામાં આવે છે મયુર આસન તરીકે ઓળખવામાં આવે છે જોઈ લો બે પદ છે મયુર અને આસન પૂર્વ પદ અને ઉત્તરપદ છે. પણ એની વચ્ચે જો કંઈ છે નહીં મધ્યમ પદ એ લુપ્ત થઈ ગયું છે ગાયબ થઈ ગયું છે પણ જ્યારે સમજવાનું આવે ત્યારે એમાં મધ્યમ પદ શું કરવું પડે છે. ઉમેરવું પડે છે તો આવા આવા પ્રકારના સમાજને સેના તરીકે ઓળખવામાં આવે છે મધ્યમપદલોપી સમાસ તરીકે ઓળખવામાં આવે છે. મયુર આસન મયુર ની આકૃતિવાળું આસન ચાલો આ પુછાય ગયેલો question સિંહાસન સિંહની આકૃતિવાળું આસન તો વચ્ચે મધ્યમ પદ શું કરવામાં આવે છે ઉમેરવામાં આવે છે. તો આવા